કમર સુધી આવ્યું પાણી પછી ધીરે ધીરે એ તો હવે પછી સૂઈ ગયા રાતના. અને ખૂબ જ વરસાદ તો ખૂબ જ એટલો વરસાદ હતો કે પૂછો નહીં વાત એટલો વરસાદ હતો. અને તો આખું ground floor મતલબ પાણીથી જ ભરાઈ ગયો. એવી રીતના થયું હતું એટલે પછી અમે શું કરીએ કરીને એટલે પછી અમે તો ટેન્શનમાં આવી ગયા. ને સવારે અમે ઉઠ્યાતા. ground first floor ના ત્રણ ladder સુધી પાણી આવી ગયું. આમને તો પાણીનો અવાજ જાનવરો બિચારા ડૂબતા હતા અમારા બાજુમાં જ બધી ગાયો અને ભેંસો હતો તબેલો એનો તો એ લોકો બધા વાછરડાઓ બધા રડ્યા કરતા હતા. અને બૂમો પાડ્યા કરતા હતા કે બચાવ પણ હવે કેવી રીતના બચાવાય? આટલા બધા પાણીમાં બિચારા બધા મરી ગયા. અને

પાણી ઘટશે કે વધશે. ઉપરથી ઉપરથી વરસાદ કેટલો હતો અને નીચેથી પાણી પાડે હવે કરીએ તો શું કરીએ કઈ સમજમાં જ નહીં આવતું. સરકારના તરફથી મદદ તો મળતી હતી. પણ હવે અમ આટલું બધું મોટું સુરત છે. એમાં અમારો ઇલાકો સૌથી નીચાણ વાળો હતો. તો સરકાર મદદ કેવી રીતના કરે કરીને હેલિકોપ્ટર આવ્યા હતા. ખાસા બિસ્કીટના પેકેટ હતા આપતા હતા. પણ બધાને

ખાવા ખાવાનું કે ભેંસોના દૂધ બુધ કંઈ જ નહીં હતું. કઈ રીતના શું કરીએ એને એ બધાને કહી idea જ નથી આવતો. શું કરીએ કરીને એટલે પછી ત્યાંથી તે પાણી જોઈને તો એવું લાગતું. કે અમે તમે ઘરમાં નહીં કે દરિયા કિનારે રહીએ છીએ દરિયામાં રહેતા હોઈએ. અમારું ઘર દરિયામાં હોય એવી રીતનું દ્રશ્ય હતું. મારા ભાઈ ભાભી તો એટલા રડતા હતા કેમકે એમને તો રાખડીનો business હતો. અને ચોમાસામાં પછી રાખડી ની સિઝન હતી. પંદર દિવસ પછી તમે લોકો તો એમનો તો કેટલું બધી રાખડીઓ અંદર પાણીમાં પાણીમાં પલળી ગઈ. એટલે રાખડીઓ તો પછી કામ જ નહીં આવે. એવી રીતની હાલત હતી તેમની તો એ તો એમનું ઘર જોઈ જોઈને રડતા હતા. ખૂબ જ આને પહેલા નીચેવાળા aunty એમના છોકરાને ટેન્શન કરી કરીને રડતી હતી. એવી હાલત એમના લોકોને સાંભળવા. એટલું અઘરું થઈ ગયું કે અમને ખબર નહીં હતી. કે કુદરતનો કહહાર આવી રીતના અમારા કે અમે એમનાથી લડી નહીં શકે. પછી પાણીમાં તો પછી તો પાણીમાં લાસો લાસો તણાતી હતી. એવી હાલત થઈ ગયેલી હતી. કે હવે ચાર દિવસ તો continue પાણી હતું. અમ first floor સુધી આવી જતી. પછી અમ ચોથા પાંચમા દિવસે પછી થોડું પાણી નીચે ઉતારવા લાગ્યું. એટલે પછી સાત દિવસ લાગ્યા પાણી ઉતરતા ઉતરતા. અને સાતમા દિવસે પાણી ઉતર્યું. પાણી તો ઊતર્યું પણ ઘરમાં નીચે રસ્તામાં ઘૂંટણ ઘૂંટણ સુધી ખીચડ ભરાઈ ગયા. તો પાણી થોડું ઊતર્યું ત્યારે બોટમાં આવેલા તરતા પાણી દૂધ છે દૂધનો પાવડર છે. ને ખાવાનું બિસ્કીટ ને એવી રીતના પેકેટ આપી ગયા બધા બધાને. ખાધા મતલબ ખાઈને બધાને આરામથી કેમકે સાત દિવસથી કઈ હરખી રીતના ખાધું નહીં હતું. એવી રીતનું એ લોકોએ મતલબ થયેલું હતું. મદદ કરી હતી અને જેમ જેમ પાણી ઉતરતું હતું. તો સરકાર અમારી ખૂબ જ મદદ કરતી હતી. પાણી આપતું તો બધાને પાણી પીવાનું હતું નહીં તો પાણી વારે ઘડી આપવા આવતા હતા. સરકાર અને તેના નીચે ground floor પર ઘર હતા. એમને બધું સફાઈ કામ માટે બધા સામગ્રી આપતા હતા. કે જાડું છે પોતુ અને ડોલ અને ફિનાઈલ એ રીતના કે લોકો બધું સાફ કરી શકે. એવી રીતના એ લોકોને બધું સામાન આપી આવેલું હતું. અને જેમ જેમ પાણી ઓછું ઘૂંટણ સુધી કિચડ હતા. એટલે અમે લોકો નીચે ઉતારવાની try કરી. પણ કીચડમાં ચલાય કેવી રીતના એટલું પાણી હતું. કે હવે ચાલીએ તો કેવી રીતના ચાલવા જઈએ ને તો ખીચડમાં અંદર પડી જવાય. એવી રીતે અમારી પરિસ્થિતિ થઈ ગયેલી હતી. એટલે પછી જેમ તેમ કરીને સરકાર આવ્યા. સરકાર પછી મોટી મોટી ગાડીઓ લઈને આવે. બધું એ લોકોએ રસ્તાઓ સાફ કર્યા બધા કિચડમાંથી. અને અમે લોકોએ પોતપોતાય બધાએ મળીને સોસાયટી સાફ કરી. સોસાયટીમાં જેટલું બી ગંદકી હતી કિચડ હતું. એનો બધું અમે લોકોએ સાફ કર્યું. એવી રીતના અમે જેટલું બન્યું તેટલું અમે લોકોએ મદદ કરી. અમારા રીતે સરકારને જેટલું સપોર્ટ કરી શકીએ એટલો અમે support કર્યો. અને જેમ પાણી ઉતર્યું અને મચ્છર ને ગંદકી બધા ઉંદર મરેલા એટલે બધી બીમારીઓ smell એટલી આવતી હતી કે શું કરીએ પછી સરકાર દવાઓ બધાના ઘરે આપતી સાથે blood test માટે, પાણીમાં દવા નાખી જતા હતા. બે દિવસ સુધી તો પાણીમાં તો લાઈટ નથી આવતું. સાત દિવસ તો already પાણીમાં લાઈટ નહિ આવ્યું. પણ એના બે દિવસ હજુ લાઈટ નહિ આવ્યું એટલે નવ દિવસ અમે લાઈટ વગર રહ્યા હતા. એના પછી બધું વાયરીંગ વાયરીંગ બધું બરાબર કર્યું સરકારે આવેલા એમના. માણસો ત્યાંથી પછી બધું બનાવ્યું. પછી આવીને પછી અમને લાઈટ મળી અમને મતલબ નવ દિવસ સુધી અમે વગર લાઈટ રહ્યા હતા. અને હાલત તો તમે સુરતની જુઓ તો તમે smart city હતી. ને આ પુર આવ્યું એના પછી તો હાલત તમે સુરતને ઓળખી નહીં શકો. એટલી હાલત ભયંકર હાલત હતી. કેટલા લોકોના ઘર તૂટી ગયા. કેટલા લોકોમાં મરી ગયા. અને લોકોની હાલત જોઈ જોઈને એટલી દયા આવતી હતી. કે કયા જ ધ્યાનમાં નહીં આવતું હતું. એવી રીતના કે આ શું થાય છે આપણા સાથે? હવે એવું લાગતું હતું કે હવે કાલનો દિવસ છે નથી. કઈ જ ખબર નથી પડતી હતી. એટલે હવે એમ કે આપણે આ છેલ્લો દિવસ તો નથી ને! છેલ્લો દિવસ તો નથી ને! એમ થતું હતું કે હવે આપણે જીવીશું કાલે શું કાલ થશે કે નહીં થશે. એમ આપણું મન અંદરથી તૂટી ગયું હોય. કે ભગવાન આ કેવો કુદરતનો કહેર કર્યો છે? એવો અમને idea ના આપે કે પાણીનું સ્વરૂપ આવી રીતના કે એવો લહેરોનો અવાજ આવતો હતો કે first floor સુધી નહેરો એટલી આવતી હતી ને કે પૂછો ને. એટલી લહેરોનો અવાજ જ્યારે સાત દિવસ પછી પાણી ઉતર્યું ને એના આઠમા દિવસે એમનો નીચેવાળા આંટી એનો બાબો જે મળતો નહિ હતો. જે જોબ પર ગયો હતો તે આઠમાં દિવસે, ઉતર્યો તો આમને તો એવી હાલત અમે જોઈને એવી દયા આવી ગઈ. કે આઠ દિવસ બિચારો ઘરથી દૂર. આવી રીતના કઈ રીતના રહ્યો છે એ જહીંયા કામ કરતો હતો ને ત્યાં રહ્યો હતો. એ પછી ખબર પડી અમને. તો પેલા માસી અને એમના છોકરાને જોઈને એવું અમને અંદરથી દિલ જંજૂટી નાખીને. એવી હાલત થઈ ગયેલી હતી એ કે હવે શું કરવાનું? એમ એમ થઈ ગયેલું હતું કે હવે શું મતલબ એટલું દિલ દિલ દહેલાવી દેને એવું દ્રશ્ય હતું. કે હવે શું કરાય? કેવા જેવું જ એનું ઘર હતું બધાના ઘર તૂટી ગયા. અને અમને તો ખબર જ નહીં હતી. આ મારા building ના પાછળ એક મંદિર હતું. ત્યાં એક માણસ પાણી વધુ ને તો એ મંદિર પર ચડી ગયા. એને એવો idea નહીં કે પાણી આટલું બધું વધી જશે. તો એ બચારો સાત દિવસ સુધી પાણીમાં ઉપર અંદર લટકી પડ્યો હતો. લટકેલો હતો મંદિરના ગ્રીલ ઉપર સાત દિવસ સુધી ત્યાં લટકેલો હતો. અને એટલે પછી એને એવી રીતના લટકી રહ્યો બિચારો. અને એના બાજુની સોસાયટી વાળા હતા. એમણે દોરી બાંધી અને એમને ખાવાનું પાણી ખાવાનું પહોંચાડ્યું હતું ત્યાં ગ્રીલ ઉપર. પણ તે સાત દિવસ સુધી વગર ઊંઘ્યા આમ જ લટકી રહેલો હતો. એવી રીતના અને એનું દ્રશ્ય જોવા જેવું હશે. અને લાશો તો લાશો તણાતી હતી પાણીમાં ક્યાં હું થાય છે? કે idea નથી આવતો. કે આ હું

એ બધું જ નકામ બધું furniture furniture બધુ બધાને એટલું નુકસાન થયું. કે પૂછો નહીં બધાના ઘરનું નુકસાન જોઈને આપણને એમ થાય કે આ કેટલું. પાઈ પાઈ કરીને આપણે ઘરમાં એક એક વસ્તુ વસાવતા હોય. અને એક જ ઝટકામાં આખું ઘર તહેસ નયે થઈ જાય. તો પછી શું કરાય? આપણાથી એવી રીતનું દ્રશ્ય હતું કે એ લોકોને આંખોમાં આખું જોઈને આપણા અને દયા આવતી હતી. કે આ શું થઈ ગયું છે? આપણે આવી રીતના બહુ ગંદકી થઈ બહુ બીમારીઓ થઈ એટલે. કે મારું એવું કહેવાનું છે કે અગર આવા આવી હાલત થાય તો આપણે જેટલું બને ને એટલું બીજાને મદદ કરવી જોઈએ. કે સામેવાળો વ્યક્તિને કોઈ તકલીફ કે કઈ અને પૈસા રીતે જોઈએ છે. કે એને ખાવાનું જોઈતું હોય કઈ એને કોઈ જગ્યાએ જવું છે. તો આપણે એની મદદ કરીને એને થોડું આપણાથી જે થોડું બને એટલું આપણે મદદ કરવું જોઈએ. તો સારું છે કેમકે આવી હાલતમાં કોઈની મદદ ન મળે. કેમ કે સગા પાડોશી જ આપણા આજુબાજુના કોઈ વ્યક્તિ એ જ મદદમાં આવે છે. સગાવાળા તો ત્યારે દૂર થઈ જાય છે. એ એમના સુધી તો વાત પહોંચી જ નથી કે આપણે તકલીફમાં છે કે નથી. તકલીફમાં. એવી હાલત થઈ જાય એટલે આપણે જેટલું મદદરૂપ બનીએ ને તો મદદ કરવાની જરૂર છે. કેમકે આપણાથી આપણે જેટલી મદદ કરીએ. એટલી સારું છે કે આમાં આપણા આપણે આપણા ને બધાને સમજીને રહીએ એ ખૂબ જ સારું છે. કેમકે એ દ્રશ્ય તમે જુઓ ને પોતાના આંખોથી કે ચારો તરફ પાણી જ પાણી છે. કોઈ કોઈનું નથી આપણે આગળ જીવીશું કે મરીશું. આપણા સાથે શું થશે? કઈ જ idea નથી. કે આ પાણી ઘટશે કે વચ્ચે આ પાણી ક્યારે તોફાન બનીને આવે ને લઈ ડૂબે. એવી માણસોના રડવાની અવાજ અને અમારી બાજુમાં બાજુની સોસાયટી મા એક માણસ મરી ગયો હતો. બિચારો heart attack આવી ગયો. અને આટલું પાણી જોઈને પાંચમા દિવસે પાણીના પણ હવે પાણી ઉતરે તો લઈ જવાય ને! તો બે દિવસ સુધી એમને ઘરમાં રાખ્યા. એમની લાશ બી સડવા લાગી હતી.

લઈ ગયેલા એમને સ્મશાનમાં. એટલે એવી ખતરનાક હાલત થઈ જાય છે એક પ્રેગનેટ બૈરીને એમને labor pain શરૂ થઈ ગયેલું. તો હેલિકોપ્ટરથી એમને carry કરીને લઈ ગયા હતા. એવું મતલબ હાલત થઈ ગયેલી હતી. એ હવે આવી રીતના position માં કઈ રીતના શું કરાય? તો કઈ મારો એ જ કહેવાનું છે.

તે કઈ અને જુવાળો ના ચુકતા અને અમારા દિનવિશેષ ના વિડીયોમાથી પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પુછાય છે અને એવા મહાનુભાવોને આ દીનવેશેષમાં Highlight કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા હોય તો કે એટલા માટે આ દિનવિશેષનો વિડીયો જોવાનું ના ચુકતા ચાલો હવે આજના ની વાત કરીયે તો મધ્યપ્રદેશની board painting ને jio graphical indication tag આપવામાં આવ્યો છેમિત્રો ત્યાંની મધ્યપ્રદેશ ની અને ભારતની પ્રથમ three D painting Post Office ક્યાં બનાવ જઈ રહી છે રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારતે Express train launch કરવામાં આવી છે તો Expert University ની મેલેરિયા રશિ મંજુર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે અને માર્ચ મહિના માટે its peyar off the one વિજેતા પણ જાહેર થયા છે મિત્રો દરેક ઘટના પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ લખી છે અને જ્ઞાનના વધારા માટે પણ અલગ કરી છે અને પંચાણું જેટલા પ્રશ્નો ભૂતકાળની પરીક્ષામાં કવર થયા છે

વિડીયો બને તો like અને અંતે એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે નીચે Comment box આપવાનો છે તો સરુવાત કરીયે આપણે રાષ્ટ્રીય સમાચારથી મધ્યપ્રદેશની Gone painting ને jio tag આપવામાં આવ્યો છે મિત્રો કયા રાજ્યમાં ઓચ્છત કરે છે ઇતિહાસનો એક પ્રશ્ન ધોરણ છ સાત ના સામાજિક વિજ્ઞાનમાં આ જતી વિષે તમે ભણ્યા પણ હસો તો મધ્યપ્રદેશ ની Gone painting ને jio tag આપવામાં આવ્યો છે મધ્યપ્રદેશની જાણીતી Gone painting ને પ્રખ્યાત સંકેત એટલે કે gn tag આપવામાં આવ્યો છે Gone painting એ મધ્યભારતના ગોંડ આદિવાસી સમુદાયની પ્રખ્યાત લોકકલા છે આ યાદ રાખવાનું છે કે Gone painting એ માધયભતાના ગોંડ આદિવાસી સમુદાયની પ્રખ્યાત લોકકલા છે અને Gone painting નો એક નમૂનો પણ તમે Image માં જોય શકો છો અને તે ગોંડ આદિવાસી સમુદાયની સંસ્કૃતિ જાણવણી અને સત્તા ગોંડ આદિવાસી લોકકલામાં નૃત્યો લોકગીતો અને ગોન ચિત્રોનો સમાવેશ થાય છે મિત્રો ગોંડ આદિવાસી લોકકલા ની અંદર ગોંડ જનજાતિના નૃત્યો ગોંડ જનજાતિના લોકગીતો અને ગોંડ ચિત્રોનો સમાવેશ થાય છે અને હાલમાં ગોંડ ચિત્રો ગોંડી અથવા ગોંડ અથવા પોયચું એ ભારતમાં દ્રવિડ ભાષા બોલતા વંશીય ભાષાકીય જૂથ છે ચિત્રો ગોંડ અથવા તો ગોંડી અથવા તો પોયચું એ ભારતમાં દ્રવિડ ભાષા બોલતા વંશીય ભાષાકીય જૂથો છે અને તેમની બવ ભાષા ગોંડી દોડેડિયામ ભાષા પરિવારની છે અને તેઓ મધ્યપ્રદેશના મહારાષ્ટ્ર છાતીશગઢ ઉત્તરપ્રદેશ તેલંગાના આંદ્રપ્રદેશ બિહાર આસામ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં ફેલાયેલા છે મિત્રો ગોંડ આદિવાસી

ને આપણે વાત કરી રહ્યા છે મધ્યપ્રદેશને ગોંડ આદિવાસી સમુદાયની કે જેના એક ચિત્રો શૈલી ને jio tag આપવામાં આવ્યો છે તો મધ્યપ્રદેશ એ ભારતના મધ્યભાગમાં આવેલ એક રાજ્ય છે અને તને નકશામાં જોય શકો છો કે અહીં મધ્યમાં આવેલું છે એટલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોની સ્થાપના થાય મધ્યપ્રદેશ બહારનું સૌ થી મોટું રાજ્ય હતું જયારે છાતીશગઢ રાજ્ય ની રચના કરવામાં નથી આવી તેમાં મધ્યપ્રદેશ એ ભારતનું સૌથી મોટું રાજ્ય હતું અને રાજસ્થાન પછી મધ્યપ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ ભારત નું દિજુ સૌથી મોટું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ નંબરે રાજસ્થાન બીજા નંબરે મધ્યપ્રદેશ અને એક નવેમ્બર બે હજારના દિવસે મધ્યપ્રદેશ રાજ્ય માંથી કેટલો ભાગ અલગ કરીને છતીગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને તમે જોય શકો છો કે મધ્યપ્રદેશમાંથી આટલો ભાગ અલગ કરીને છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી અને મધ્યપ્રદેશ રાજ્યની સીમાઓ પર મહારાષ્ટ્ર રૂદ્રાક ઉત્તરપ્રદેશ છાતીશગઢ તેમજ રાજસ્થાન રાજ્યો આવેલા છે મધ્યપ્રદેશ સાથે કાયા કાયા રાજ્યો બોલો જોઇએ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશ રાજનું સૌથી મોટું પ્રદેશ કયું છે અને તે ભારતનો સૌથી સપ્ત શહેર પણ છે અને મધ્યપ્રદેશની વાત કરીયે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બોલે તો શિવરાજ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે મનમોહક પટેલ અને મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ જીલોકી નગરી હવે વાત કરીયે તો ભારતની પ્રથમ three D printedPost Office ક્યાં બનવા જય રહી છે અને વાંચો India first of three d painting Post Office મિત્રો ભારતના આપણા ભારતની પહેલી three D painting Post Office બનવા જય રહી છે ભારતની પ્રથમ three D painting Post Office બેંગ્લોરમાં બનાવામાં આવી રહી છે અને તે દેશમાં આ પ્રકારની પ્રથમ Post Office છે અને આ Post Office નો ખાસ પરંપરાગત building કરતા ત્રિશથી ચાલીશ ટકા કરતા ઓછો હોવાનો અંદાજ છે અને તે ત્રીશ ડીવોશમાં પૂર્ણ થવાની અપેક્ષા છે મિત્રો આપણે જો પરંપરાગત રીતે ચણતર કામ કરીને Post Office બનાવીયે એના કરતા ત્રિશથી ચાલીશ ટાકા ઓછો ખર્ચ આ three D printable બાંધકામ માં થવાનો છે અને ત્રીશ દિવસમાં તો પૂર્ણ પણ થાય જશે અગિયારસો office ના નિર્માણમાં ત્રીશ લાખ રૂપિયા નો ખર્ચ થવાનનોછે અને કેટલુંક બાંધકામ પણ કરવામાં આવ્યું છે તમે જોય શકો છો તો આ Post Office ના નિર્માણમાં ત્રિશલાખ રૂપિયા ખર્ચ થશે અને બેંગ્લોરમાં પ્રસ્તાવીસ ત્રણ માળની Post Office તેના three d printing માટે હવસિંગ અને શેરી બાબતોના મંત્રાલય ની buildingMaterials TechnologyPromotion counting અને મદ્રાશ તરફ તેને મંજૂરી મળી ગય છે મિત્રો એક તો ત્રણ માલની building છે જો ત્રણ માલની post office બનવા જાય રહી છે અને તેના three D printing માટે આવશે

આ three D printingTechnology નો ઉપયોગ કરીને બાંધકામનો પ્રથમ પ્રયોગ કરનારી કંપની કયી છે અને તેમને આ અખતરો કર્યો છે ડિસેમ્બર બે હજાર વિષમાં અને પ્રથમ આપણા ક્રમમાં સાતસો તેર ફૂટની ઈમારતનો સફળતા પૂર્વક તેમને નિર્માણ કર્યું અને તેમાં LNT ભારતના કૈલાશી ઉપ્લબ્ધમાં નિયમિત બાંધકામ સામગ્રીમાંથી બનાવેલ ઉપયોગ કર્યો હતો મિત્રો જો આપણે સામાન્ય રીતે બાંધકામમાં ઉપયોગ કરીયે છીએ એ ના ઉપયોગથી આ ઇમારતનું બાંધકામ કરવામાં આવે છે તેમજ કાંચીપુરણ બાંધકામ માટે સંપૂર્ણ સ્વસહિત ઉપયોગ કર્યો હતો મિત્રો તમે કાંચીપુરણમાં બાંધકામ માટે સંપૂર્ણ સ્વકાર્યે three D printing નો ઉપયોગ કર્યો હતો એક પણ માનવ એમ દર વસાયેલો નથી પરંતુ આ three D printing ની શ્વાસહી એટલે કે તેને Continue કરવા માટે Running કરવા માટે આગળ વાત કરીયે રાષ્ટ્ર સમાચારમાં શિલાયત કરવામાં આવનાર છે આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી YS જગન્નનાથ દ્વારા કરવામાં આવ્યું છે અને બે હાજર બસો હકારમાં ફેલાયેલ આ airport જમીન સંપાદન પ્રક્રિયા પૂર્વક થતા બાંધકામ પણ શરુ કરવા માં આવશે મિત્રો યાદ એ રાખવાનું છે કે ભોલપુરાણમાં આ અને આંદ્રપ્રદેશના મુખ્ય મંત્રી YS જગન્નનાથ અને અત્યરે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થતા તેનું બાંધકામ સારું કરવામાં આવશે અને આ Airport ઉત્તરઆંદ્રપ્રદેશ નો લોકો માટે લાંબા સમયથી સ્વપ્ન હતું અને બે હાજર ચવુડમાં આંધ્રપ્રદેશના વિભાજન પછી Green City Airport ના નિર્માણ માટે રાજ્ય ટાકા દ્વારા સૌ પ્રથમ રજુવાત કરવામાં આવી હતી અને આપણી જયારે આંધ્રપ્રદેશની અંદર

તો આંધ્રપ્રદેશ ભારતની દક્ષિણ પૂર્વમાં આવેલી એક રાજ્ય છે અને નિત્ય દક્ષિણ અને આ બાજુ પૂર્વ એટલે દક્ષિણે પૂર્વ માં આવેલું એક રાજ્ય છે અને આંધ્રપ્રદેશ એ ઉત્તરપશ્ચિમ ઉત્તરપૂર્વ માં ઓડિસા દક્ષિણમાં તમિલનાડુ અને પશ્ચિમમાં કર્ણાટક અને પૂર્વ માં બંગાળની ખાદી થી ઘેરાયેલું છે મિત્રો એની ચારે દિશાઓમાં શું શું આવેલું છે

દક્ષિણમાં તામિલનાડુ અને દક્ષિણમાં નીચે તમિલનાડુ આવેલ છે પશ્ચિમમાં અહીં કર્ણાટક આવેલું છે અને પૂર્વમાં બંગલાની ખાદી થી ઘેરાયેલું છે અને જે ગુજરાત પછી ભારતના બીજા નંબરે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે આ ભારતના તમામ રાજ્યની અંદર સૌથી લાંબો દરિયો છે ગુજરાતનો અને બીજા નંબરે કોનો દરિયા કિનારો લાંબો છે આંધ્રપ્રદેશનો અને આંધ્રપ્રદેશના અન્ય કેટલાક તો સૌ થી પહેલા વાત કરીયે આ શહેર તમાકુના વ્યાપાર માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે યાદ રાખીશું કે ભારતમાં તમાકુના વ્યાપાર માટે પ્રથમ શહેર કયું છે તો બોલશો જે આંધ્રપ્રદેશ નો એક શહેર છે ત્યાર પછી બીજા નંબરે ખેતી ઉત્પત્તિ ભગવાન વેંકટેશ્વર માં ભવ્ય મંદિર આવેલું છે અને તમે જોય શકો છો અને મિત્રો ભગવાન વેંકટેશ્વર એટલે બાલાજી ભગવાન અને મિત્રો એમ કહી શકાય કે આ મંદિરના દ્વાર ચોવીશ કલાક ખુલા રહે છે તેમજ મંદિરને ભારતનું સૌથી સેમંદ માનવામાં આવે છે આપણા ભારતના સૌ ગણિત મંદિરોમાં પ્રથમ નંબરે છે બાલાજી ભાગવાનાં એટલે કે ભગવાન વેંકટેશ્વર નું મંદિર આગળ આંધ્રપ્રદેશ ના નાગાર્જુન કોન્ડા ની વાત કરીયે તો બહુતકાલીન સંસ્કૃતિના અવશેષો નાગાર્જુન કોન્ડા માંથી પ્રાપ્ત થયા છે અને કૃષ્ણ નગરી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવ્યો છે જેનું નામ છે નાગાર્જુન સાગર બંધ અને આ બંધ બાંધવાથી એક વિશાળ જળાશયની રચના થાય છે એ વિગતમાં તમે જોય શકો છો તો નદી કોન્ડા સાથે કૃષ્ણ નદી પર બાંધવામાં આવેલો બંધ તેમાં જળાશય અહીં જોડાય છે વિશાખા પથનામ એ ભારતમાં પૂર્વ બંધ અને નગર છે

અને દુનિયાનુંપાચમું સબમરીન બંધારણીય આવેલું છે તો વિશાખા પથનામ ની બે થી ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે એક તો નગર છે મોટું બંદર પણ છે અને ભારતનું સૌથી મોટું નૌકા નિર્માણ કેન્દ્ર આવેલું છે ભારતનું પહેલું અને દુનિયાનું પાંચમું સબમરીન સંગ્રાલય તે અહીં વિશાખા પથનમે આવેલું છે અને વાત કારીઓએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી છે YS જગન રેડ્ડી આંધ્રપ્રદેશના તાજેતરમાં બધા રાજ્ય પાલ કોણ બન્યા છે L અબ્દુલ નગીલ એ બે તમે જોય શકો છો અને આંદ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી આવો વાત કરીયે રાજસ્થાન રાજ્યમાં વંદે ભારત Express train કરવામાં આવી છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત Express train વિડીયો Conferencing દ્વારા launch કરી હતી અને તમે જોય શકો છો કે આપણા પ્રધાન મંત્રી શ્રી એ વિડીયો Conferencing ના માધ્યમથી રાજસ્થાનની પ્રથમ વંદે ભારત Express train લીલી જાનડી બતાવી અને રવાના કરી છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા બે મહિનામાં છઠ્ઠી વંદે ભારત express train સારું કરવામાં આવી છે પ્રધાનમંત્રી શ્રીએ ચેલા બે મહિનામાં છ જેટલી વંદે ભારત express train શરુ કરી છે ભારતના જુદા જુદા વિસ્તારોમા અને વંદે ભારત ની નિયમિત સેવા તેર એપ્રિલથી સારું કરવામાં વી છે રાજસ્થાનમાં અને તે અજમેર અને દિલ્હી ની વચ્ચે જયપુર અને ગુરુગ્રમ વચ્ચે ચાલવાની છે ધર્મ સાધનાનું એમને પાઠમાં કીધેલું છેકે ધર્મ સાધનાનું સાધન હતું બીરજી અને કાનજી નવજાત બાળક ને ખાલી જગ્યાના ગરે લઇ ગયા ક્યાં લઇ ગયા રામજી ના ઘેર કે ધનજી નાં ઘેર કે બીરજી ના ઘેર

તો આ બીરજી ડોશાને વાત છે રોગના મુડમાં માં ખાલી જગ્યા ના છુટા છેડા રહેલા છે ચલો રોગના મુડમાં ખાલી જગ્યા સાથેના છુટા છેડા રહેલા છે આહાર સમજડ જડ નહિ આવે જણ આવશે સમજણ અને જવાબ બી એ જ આવશે બરાબર સમજણ સાથેના છુટા છેડા રહેલા છે ચલો ચોવીસમું ખાલી જગ્યા એ શરણાઈ વાળા એ કૃષ્ણ જન્મ પર બીછાદ ના સુર છેડ્યા કોણ હતું યાદ કરો યાદ કરો ફરીથી વિચારો કે ભઈ શરણાઈ વાળો ક્યાં પાઠમાં આવે કૃષ્ણ જન્મ વાળી વાત છે જન્મોત્સવ માં તો જન્મોત્સવ માં કોણ ભીભસ કોણ વગાડતું શુર કોને મેલ્યા હતા વિચારો કોણે મેલ્યા તા રામબીર એનું નામ બરાબર આ પુછાય ને એક ખાલી જગ્યામાં તો ફટ દઈને જતો રહે આપડો નહિ જાય

સૌરભને ssc માં ખાલી જગ્યા ટકા આવ્યા કેટલા આયા તા ninety two બરાબર આપડે બી લાવવાના છે રેસનો ઘોડો નઈ બનવાનું પણ ટકા તો લાવવાના જ છે

તમે તો દિવાળી યુથ નાં student છો એક plus point તમારો છે જ કે તમારે target તો પુરાણું જ રાખવાનું પેલી કેહવત છેને નિશાન ચૂક માપ નહિ માપ નીચું નિશાન target તો પૂરું જ રાખવાનું અને પુરા આપડા આવશે આપડે આટલી બધી મેહનત કરી તમે આટલી બધી તૈયારી કરી session attend કરવા આવ્યા સાત હજાર પાનસો જેટલા વિદ્યાર્થીઓ તમને કોઈ બીજા તમને હું કઈ દઉં જે વિદ્યાર્થીઓ ને દિવાળી પ્રયોગનો support જોઈતો હોય આવનારા દશ દિવસ સુધી સારું એવું internet નું pack લઇ લેજો internet તમારું જોઇશે internet હશે તો તમને support મળશે અને પછી એવું થાય છેને net ખતમ થઈ જશે session આપડું દોડ બે કલાક ચાલે તમારી પાસે internet જ ના હોય તમે એને પછી જોઈ ના શકો તમારો સમય બગડે તો ફક્ત દોડ બે કલાક જ કાઢવાના છે અને બધું revision થઈ જશે અને મજાબી આવશે અ રામે ખાલી જગ્યા નામની ભયંકર રાક્ષસીનું રાક્ષસી હો ભઈ ચલો રાક્ષસી નો વધ કરેલો તો

રામે કઈ રાક્ષસીનો વધ કરેલો કઈ યાદ નહિ આવતું સવારે જ વાન્ચું તું શું આવશે તારકા આવું થાય અમુક જણ ને પેપરમાં અલ્યા યાદ આવે છે પણ લખાતું નહિ યાદ આવતું હોત તો લખાઈ જાય ને એવું ક્યાંથી થાય ધુંધળું ધુંધળું ગમેતે તમે તો છેલ્લે તૈયારી એટલે end moment પર જોતા આવડવું જ જોઈએ ફટાફટ છત્રી લેવા લેખક ખાલી જગ્યા તૈયાર થયા શું કે છે રાજકોટ તો શું rasiya જવું પડે ને તો પણ જઈએ આવું કોણ કે છે લેખક કે છેને છત્રી લેવા આવશે જવાબ તમારો rasiya દાન્દુઓનું અ બ છે

વછેરી મુલવી લાવ્યા હતા ક્યાંથી લય તા બોલો બકૃતા ગીલીમોરા આયા તમાર ઘર બાજુ ગીલીમોરા નું કોઈ છે ગીલીમોરા જો એક નવાઈ ની વાત કહું કે અત્યારે આ fashion છેને એમાં આ બાજુ કચ્છથી લઇ અને ડાંગ જીલ્લા સુધી અને આબાજુ સૌરાષ્ટ્ર લઇ ઉપર બનાસકાંઠા સુધીના વિદ્યાર્થીઓ અહી connect થયેલા છે અમદાવાદ સુરત રાજકોટ આપના ઓગ્ન્તીસ સે ઓગ્ન્તીસ જીલ્લાના વિદ્યાર્થીઓ આની અંદર connect થયેલા છે તો આ ગુજરાત નું સૌથી મોટું live session અત્યારે થઈ રહ્યું છે દિવાળી પર યુદ્ધ તમે એના પાઠ બની રહ્યા છો તમને એ દિવસે નવાઈ લાગશે આ video તમે જોશો તો કાલની date માં લાખો યુધમાં થઇ જશે સર એક દિવસમાં હા તમે ગુજરાતી આઈ એમ પી વાળા video ખોલી જુઓ નહિ જુઓ હોય વિજ્ઞાન વાળા imp વિડીઓ જુઓ લાખો માં વહ્યું થવા આવ્યા અને અહિયાં થાય બીજે ક્યાય ની થાય થતા હશે પણ કેટલા speed થી કેટલા નહિ થાય બરાબર છે આની હું તમને guarantee આપું છુ અન જો એવું થાય એવું થાય કોઈબી video માં એવું થાય તમારે જોઈ લેવાનું એવું થાય આપડે channel ને બંધ કર દેવાની બોલો આટલું open challenge આપું છુ તમારે થાય જેટલાની અત્યારે you tube ઉપર video મુકતા હોય channel એ બધાને open challenge કે આટલી બધી audience એક સાથે live ની અંદર આટલા બધા અને short time ની અંદર કરીને બતાવો નહિ થાય બરાબર દિવાળી પર આવું થાય experience છે વરસોથી વિદ્યાર્થીઓને કઈ આપ્પ્યું છે એટલે વિદ્યાર્થી ને પ્રેમ ભાવ આપે છે જોજો છ લાખ પચાસ હજાર થી સાત લાખ પચાસ હજાર અને સાત લાખ પચાસ હજાર થી તી જશે અમે celebration સાત લાખ પચાસ હજારનું કરવાનું અને કેટલી speed માં કાલે સાત છ હજાર અને સાત લાખ દશ હજાર થઈ ગયા હજુ તમે બે ત્રણ દિવસ રહીને જોશો સાત લાખ વીસ હજાર પચીસ હજાર થઇ જશે પરીક્ષા પતશે ત્યાં સુધી તો પચાસ હજાર બરાબર તમે કરવાના જ છો મને વિશ્વાસ છે ચલો આંબા પટેલ ખાલી જગ્યા જઈને વસેરી મુલવી આવ્યા હતા તો એનો જવાબ આવશે બાબરા બાબરા હવાર એવું પણ યાદ રાખો વાંધો નહી વાસુદેવ કૃષ્ણ ને લઈને ખાલી જગ્યા ગયા હતા ક્યાં ગયા હતા દ્વારકા મથુરા ગોકુળ ક્યાં ગયા તા વાસુદેવ કૃષ્ણ ને પેલા ટોપલા માં બેસાડીને લઇ ગયા તા પછી ક્યાં ગયા તા મથુરા દ્વારકા દ્વારકા તો ભગવાન મોટા થયા તા તારે ગયા તા એટલે દ્વારકા તો નહિ આવે મથુરા ના ગોકુળ બરાબર નંદ ગેરો નંદ ગયો જાય હો નંદ લાલકી ગોકુલ્મે નંદ એટલે ગોકુળ આવશે ફોરમને ખાલી જગ્યા નો રોગ થયો હતો કમળો કે તાયફોડ ફોરમ સૌરભની બેન રેશમા એને કમળો થયો હતો ચલો ગુણવંતાને ભારત સરકારના ખાલી જગ્યાના પુરસ્કાર થી સમ્માનીત કરવામાં આવ્યા છે તો ભારત રત્ન પદ્મ વિભુ શણ કે પદ્મ શ્રી વિચારો જોહવે આની અંદર પદ્મ શ્રી આવશે મારે તમને બીજું કેવું છે કે જયારે બી તમે આ પ્રકારની પાઠની તૈયારી કરોને તો આગળ લેખકનો પરિચય અને પાછળ ભાષા વિભક્તિ આવું આપેલું જ હોય એની અંદર થી objective એક કે બે પુછાય છે ખરેખર આ secret છે video થીને એ દિવસે ખબર પડે છે હું તમને કઈ દઉં છુ તમારે આગળ લેખક ના પરિચય પર નજર રાખવાની કયો પાઠ કોને લખેલો છે ક્યાં પુસ્તક માંથી લેવામાં આવેલો છે એનો રચેતા કોણ હતા એ રચેતા વિશે થોડી ઘણી માહિતી બી તમને પૂછી શકે છે એટલે લેખકનો પરિચય કે કવિનો પરિચય અને પાછળ ભાષા વિભક્તિ ભાષા સુધી માટેનું કઈ ક આપેલું હોય છે શિક્ષક માટેનું હોય છે એના પર એક વાર નજર કર લેવાની જે તમને પાઠ નો ભાવાર્થ આપતા હોય છે બરાબર તો આ secret છે note down કરીને રાખજો કામ લાગશે તમને ચલો તેત્રીસ થી આડત્રીસ ફરીથી finalize પર આપડે આવી ગયા છીએ ઉતર વરસમાં ભારે વરસાદ ના કારણે ખાલી જગ્યામાં ગોવાળ પુર આવ્યા હતા એ આ ફરી આયુ નાં ક્યાં આયા તા પીતૃજીનક ભીમ આવ્યા હતા ચલો ખાલી જગ્યાનું ચોપડું ગણિત ચોપડું ગણિત ચૌદ પંચા પંચાણું નું હતું પણ શાહુકાર નો ચોપડો સતર પંચા પંચાણું એવું ઘણે અને પેલા વ્યાજ જે બિચારા વ્યાજે પૈસા લીધા હોય એને તો બિચારા આખો ફોલી ખાય છેલ્લે એટલું તો લેખકે ચોપડો ફાડી નાક્યો ચંદ્રકાંત પંડ્યાએ અને રાતો ચોપડો ફાડી નાખવાનું લેખકનું મંથન વર્ણન આવો imp પ્રશ્ન બરાબર આવડી ગયું તમને હા તો કાલે તૈયાર કર લેજો આપડે કાલે preparation માટેનું video વગેરે મુકીશું થોડુક તમને જે લોકોને revision કરવાનું હોય આ morning અંદર video આપી દઈશું પણ અમ તમે તમારી રીતે તૈયારી કરતા રેજો જેથી કરીને તમને benefit થાય ઘણીવાર લોકો ખાવાપીવામાં ગરમીમાં બરાબર આ તમને ખબર જ છે

મનીષાએ ખાલી જગ્યા ના હુમલાથી સુરતી કુટુંબને બચાવ્યું હતું વીપો તુસી રીચ ક્રીચ બરાબર ભૂલી ગયા પછી એકાંકી માંથી લેવામાં આવેલું છે એટલે આવડ્યું હશે

ફટાફટ counting કરીને comment કરશો તો ખબર પડશે કે તમે કેટલા level પર છો તો કાલનો દિવસ હજુ આપની પાસે છે કાલની રાત પણ આપડી પાસે છે પણ જુકના નહી હે બરાબર marks તો પુરેપુરા લાવવાના છે નિશાન આપણું target આપડું પૂરેપૂરું જ હોય આપણે આટલી બધી મેહનત કરી છે આખા વર્ષ દરમિયાન અને આટલું બધે સુધી આવ્યા છો and જી આપડી નાવડી ડુબી જાય ના એવું તો કદી ના થાય ગમ્મે તેવું પેપર આવે તમને આ પ્રકારના જવાબ ની practice કરી આપશે definitely તમને એ દિવસે પેપર હાથમાં આવશેને તમે કેશુ યાર સાહેબે કીધું એ પ્રમાણે આવડી ગયું બધું તો લખી નાખવાનું બરાબર છે તો ખાસ કરજો કરીને જશો તો benefit થશે હવે આપણે કાવ્ય ની ખાલી જગ્યા લેવાની છે જેના આડત્રીસ માંથી આડત્રીસ આવે ખરેખર એ વિદ્યાર્થીઓ ને ધન્ય છે એમને આવડ્યું હવે ફરીથી કાવ્ય આધારિત બરાબર ready એકવાર heart નો symbol મોકલી દો તમારા બધા માટે heart નું symbol મોકલી દો તૈયારી તમારી એકદમ speedily થઇ રહી છે કલાક થયો છે ચોથા round પર આયા છે આપને સાત round કરવાના છે થોડોક સમય લાગશે બીજો પણ તમને મજા આવશે બરાબર છે તમને નહી મને ભી સાથ આલો યાર નવી લીયાઓ બરાબર છત્રીસ થી ચાલીસ ની અંદર મન તરસ બરસ લાગે ગરમીની ભી છે અહિયાં એટલા માટે જે વિદ્યાર્થીઓ નવા હોય તો ભઈ heart નો symbol મોકલી દો મજા આવતી હોય તો યશ તું session આવા થશે દિવાળી જો તમે તમારો support આપશો અને એ દિવસે ખાસ પેપર ની અંદર benefit થાય ને open challenge તમને આપું છુ તમને આ session થી આપદા imp થી પેપર ની અંદર benefit થાયને તો બીજા વિદ્યાર્થીઓ ને કેવાનું બરાબર કાતો એ દિવસ થી channel જોવાનું બંધ કર્યું છે તો unsubscribe કર દેજો ભલે સાડા સાત લાખનું આપણું target છે પાંચ વિદ્યાર્થી થઇ જશે તો પણ ચાલશે open challenge આપું છુ channel ને અન subscribe કર દેજો બરાબર જો તમને આ session આપડા આપેલા imp help full ફૂલ ના થાય તો આટલું બધું openly કોણ કે આટલું confidently તમને કઉ છુ મારી વાતને માંનજો તૈયારી કરજો practice કરજો સેસ્નોની અને પછી grammar પણ કેવી રીતે કરવાનું એ ભી હું grammar session આવે એટલે કઉ છુ એ તમારો doubt clear થઈ જશે ચલો તો ખાલી જગ્યા કાવ્યા એ આધરિત આપડે લઇ લીએ મારી માટે છાછ આવે છે હું છાછ પીસ ચાલુ ની અંદર ચાલશેને બરાબર થોડું ક ઠંડક થઇ છે પેટમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી પાઠ્યપુસ્તક આધારે ભણે નરસૈયો ખાલી જગ્યા કરતા કુળ એકોતેર તાર્યારે ભણે નરસૈયો જો કવિતા માટે તમને કઉ ને મેં બધીજ કવિતાના જયારે કોઈએ રાગ નોતા બ્નાયાને આપડી channel એટલે કે મુ એકલો જ હતો અને મેં કવિતા ગઈને બનાયેલા એ વખતે એકદમ એવું લાગશે સર આવું હા પણ એવું હતું એ બધા વિડીઓ આપડી channel પર available છે અને એની અંદર અ કવિતા જો તમે ગઈ લોને બધી કવિતા ગઈ ને યાદ કરી લોને તો પછી તમને એનો કોઈભી sentence આવેને તો ફટ લઈને આવડી જાય મને એટલે જ આવડે છે નકે તો તમાર જેમ વાંચતો નતો સવારનો મને આવડે છે એટલા માટે કેમકે મેં એને કવિતાઓ યાદ છે આખેઆખી story યાદ છે એટલે હું કરી શકું છુ ચલો ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળથી એકોતેર તાર્યારે બરાબર આવે છે ન વૈશ્નજન ની અંદર રાત રાણી રાત રાણી

જો કાવ્યની અંદર તો આવું થઇ જાય સરસ રીતે સીધું જ રહેવાદે એ રહેવાદે આસ્મ્હાદ યુવાન તું આઈ ગયો જવાબ તરત જ ચલો ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો તેમાં શું આવશે ફૂલદીપક બનવું દુલર્ભ છે કવિ ખાલી જગ્યા ના ઉડતા અવાજથી ઈચ્છા વ્યક્ત કરે ઉડતું આવે જો અહી મોરપિચ્છ તોતો અમે અલ્યા આલેલું છે મોરપિચ્છ લ્યા જો મને કવિ તા આવડતી હોય એની લીટીઓ ખબર હોય કે ગાતા આવડતું હોય એટલે સરળતાથી ખાલી જગ્યા આવડી જાય સમગ્ર વિશ્વ ખાલી જગ્યા નો છે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે ચલો પેલા તો કોનું છે કઈ કાવ્ય નું છે શિકારીને બરાબર ને વિચાર વાની કોઈ કવિતા આવે છે વિશ્વ આશ્રમ સંતનું સંગ છે અઈર્યા ભઈએટલે જવાબ આવશે સંગ ખાલી જગ્યાના દર્શન થી માત્ર એકોતેર કુળ તરી જાય છે ચલો વૈષ્ણવજન બરાબર પેલ્લુંજ કાવ્ય છે સરસ મજાનું એટલે જવાબ સુ આવશે વૈશ્નજન કવિ ખાલી જગ્યાની છાયડી તરે બેઠા છે સુ કે છે મને મહુડીની છાયડી તરે પડી રેવા દે એટલે બેહી રહ્યા છેને એટલે સુ આવશે જવાબ મહુડી બરાબર ઠંડી ઠંડી તાળી ને મહુડા એવું તો નહી ભઈ ચલો ફરીથી શુર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય છુટ થાય છે શુર શરણાઈ શુર શરણાઈ ભીડ આ શેની અંદર આવશે દીકરીમાં આવે છે દીકરી કાવ્યમાં આવે છેને તો શુર શરણાઈ અને ભીડ આવું ક્યારે થાય શરણાઈ ક્યારે વાગે ભીડ ક્યારે થાય ક્યારે થાય ભઈ ગૌરવ શરણાઈ અમણો તારી વગાડીતી શરણાઈ બરાબર આવું ક્યારે થાય લગન હોય તો લગ્નની અંદર આવું થાય મુર્ત્યું ની અંદર કોઈ શરણાઈ વગાડે ના જન્મદિવસ પર કોઈ શરણાઈ વગાડે ના આબધુ શું માંડ્યું છે સવારમાં બેન્ડવાજા લાવતું હોય ના લાવે ખાલી આ જ એક એવું છે લગન કે જેની અંદર બધા આવું કરતા હોય